શરીરની કઈ અસ્થિની મદદથી બેસી શકાય છે એટલેકે જે આપણે બેસી સકીએ છીએ એ શેને કારણે આપણે બેસી શકીએ છીએ તે છે નિતંભાઅ સ્થી દ્વારા એટલે તેનું નામ છે શ્રોનિક અસ્થી એટલેકે જે નિતાંબાસ્થિ છે તેને કારણે આપણે બેશી શકીયે છીએ પછી શરીરનાં અત્યંત મહત્વપૂર્ણ અંગ મગજનું રક્ષણ કોણ કરે છે? તો મગજ નું રક્ષણ કરે છે માનવ ખોપરી જે હાડકાં કઠણ હોતા નથી અને વાળી શકાય છે તેને કયા નામે ઓળખવામાં આવે છે તોકે તેને કેહવામાં આવે છે કોમલાસ્થિ અટલેકે અસ્થિ કુરચા તો પેલું ઉદાહરણ જોઈએતો તો જે આપણે કાન હોય છે કાનની બુટી તમે જોશોતો તેને આમ અડો તો તેમાં હાડકું હોય છે પણ તેને બધી સાઇડ વાળી શકો છો. તો તે અસ્થિ કેવું અસ્થિ કેહવાય તે અસ્થિ હોય છે કોમલાસ્થિ એટલેકે કોમલાસ્થિનું ઉદાહરણ થઈ ગયું કાનની બુટી કઈ અવસ્થામાં સ્નાયુ નાનાં કઠણ તેમજ જાડા થઈ જાય છે અને હાડકાંને ખેંચે છે તોકે એવી કઈ અવસ્થામાં થાય છે તોકે તે થાય છે સંકોચનશીલ અવસ્થા હોય ત્યારે તે નાનાં, કઠણ તેમજ જાડા થઈ જાય છે પછી આપણે જોઈએકે અળસિયું તોકે અળસિયાં વિશે આપણે માહિતી મેળવીએ તો અળસિયામાં જે અળસિયું હોય છે તે અળસિયાનાં શરીરમાં હાડકાં હોતા નથી એટલેકે અળસિયું હોય છે. તેના શરીર માં એકપણ હાડકું હોતું નથી પરંતુ તેમાં સ્નાયુ આવેલા હોય છે એટલેકે તેમ હાડકાં ન હોય પરંતુ અળસિયા માં શું હોય છે તોકે સ્નાયુ તો આમાં એક્જામ માં તમને એકવાર પ્રશ્ન પુછાણો હતો કે જે અળશિયું છે તે અળસિયા નાં શરીરમાં કેટલા હાડકાં આવેલા હોય છે અને નીચે ઓપ્શન આપ્યા હતા તેમાં ડી હતો કે આમાં હાડકાં હોતા નથી તોકે તે આપણો સાચો જવાબ પછી સ્નાયુઓ તેના શરીરને વધતાં તથા ઘટવામાં મદદ કરે એટલેકે જે સ્નાયુ હોય તે શરીરને વધવા માટે અને ઘટવામાં મદદ કરે છે અળસિયાનાં શરીરમાં ચીકણા પદાર્થો હોય છે જેને જે તેને ચાલવા માટે મદદરૂપ થાય છે એટલેકે તેનામાં હાડકાં હોતાં નથી તેનામાં સ્નાયુઓ હોય અને જે તેમની જે અળસિયું હોય તેની ઉપર એક ચીકણો પદાર્થ હોય તોકે એ ચીકણા પદાર્થ ને કારણે તેઓ ચાલી સકે છે. પછી અળસિયું તેના રસ્તામાં આવવાવાળી માટીને ખાય છે તેનું શરીર અપાચિત ખોરાકને બહાર કાઢે છે એટલેકે અળસિયા હોય છે તે તેના રસ્તામાં જે માટી આવે છે તે માટીને ખોરાક તરીકે લે છે

ખોરાક લઈને ખોરાક બહાર કાઢે તોકે બહાર ખોરાક કાઢે છે અપચિત ખોરાક તે માટી માટે કેવો હોય છે તોકે માટી માટે ફળદ્રુપ ફળદ્રુપ હોય છે જેના લીધે વનસ્પતિને ફાયદો થાય છે. એટલે આપણે જોતાં હોઈએ છીએ કે ખેતરમાં અમુક જમીન હોય ત્યાં આપણે અળસિયા અળસિયાનું ખાતર આવે જેવુ જે ખાતર આવે છે જેને કોહવાવા દે જેથી તેમાં અળસિયાં આવે પછી તે ખાતર ને આપણે જે આપણી જમીન હોય તેમાં માટીમાં પેળવી દેતાં હોય છે અટલેકે જેના કારણે આપની જમીન હોય તે ફળદ્રુપ બને પછી તેજ રીતના જોઈએ આપણે કે બીજું માછલી, તોકે માછલીમાં શું હોય છે. તોકે ઉછરેલા મીનપક્ષ માછલીને પાણીમાં આગળ વધવામાં મદદ કરે છે અટલેકે જે માછલી છે તેને તરવામાં સાના લીધે તે તરી સકે છે તોકે તરવામાં મદદ કરે છે. પેલું મીનપક્ષ અટલેકે તેજે મીનપક્ષ આવેલું હોય છે એના કારણે તેઓ પાણીમાં તારી સકે છે પછી શરીર ઉપર આવેલા મીનપક્ષ તરતી વખતે પાણીમાં સંતુલન બનાવી રાખવા તેમજ દિશા નક્કી કરવામાં સહાય કરે છે અટલેકે તેના કારણે તેઓ તરી સકે છે પછી જે ગોતા ખોર હોય અટલેકે મરજીવા તે તેમના પગમાં આવા વિશિષ્ટ મીનપક્ષ જેવા ફ્રિપર ત્યાં આગળ છે અટલેકેજે દરિયામાં જે આપણે મરજીવા હોય તીકે ગોતાખોર હોય તે તમે જોતાં હશો કે જે તે પગ હોય છે ત્યાં લાંબા પોહળુ કઈક પહરેલું હોય તોકે તેને શું કેહવામાં આવે તો તેને કેહવામાં આવે છે ફ્રિપર અટલેકે તે મીનપક્ષ જેવા આકારનાં ફ્રિપર હોય છે એના કારણે તેઓ શું તે દિશા બદલાવવી હોય તો દિશા બદલાવી સકે છે અને જડપથી તે પાણીમાં તરી સકે છે અને સંપૂર્ણ ચાલી શકે પછી પાણીમાં ઓગળેલાં ઓક્સિજન નો ઉપયોગ કરવા માટે માછલીને ચૂઈ જાલર મદદરૂપ થાય છે અટલેકે જે પાણીમાં જે ઓગળેલો ઓક્સિજન હોય તેનો ઉપયોગ કરવા માટે માછલી પાસે હોય છે ચૂઈ જાલર પછી ગેટ ઓફ એનિમલ પુસ્તકનાં લેખક કોણ છે તોકે ગેટ ઓફ એનિમલપુસ્તક લખ્યું હતું જે ગ્રીક દાર્શનિક એરિસ્ટોટલે એટલેકે અરિસ્ટોટલે પુસ્તક લખ્યું હતું ગેટ ઓફ એનિમલ પછી હવે આપણે જોઈએ નવમું ચેપ્ટર તોકે નવમું ચેપ્ટર આપ્યું છે કે સજીઓ અને તેમની આસપાસ એટલેકે સજીવોની આજે હું તમને આદમનો અનુંદય વિષે કહીશ ડોક્ટર જરતોક શાફરે અહીંની ભાષામાં પૂરું નામ હતું જરતોક શાફર આઇસર એટલેકે સંભાર કબીલાની એકો એકની પેઢી ની ત્રીજી પુરુષ પ્રતિનિધિ આવા આસાઇડ ડોક્ટર જરતોક શાફર અત્યારે ધરતી બહપોરના શહેર પોતાના શહેર બશીદરાના રાજમર્ગ ધીમી ગતિએ ચાલતા ચાલતા પોતાના ઘર તરફ જય રહ્યા હતા બાસુંદ બાસુંદરા નગર Harsha Itensu એટલેકે ચાર મહાસાગરો ની વચ્ચે આવેલા ત્રુટિ પ્રણય એકમાત્ર સામ્રાજ્યની રાજ ઘાની હા પૃથ્વી એટલે ચાર મહા સાગરો અને તેની વચ્ચે આવેલો એકમાત્ર વિશાળ ગુફન અને અને એના ઉપરની માનવ વસ્તી બસ એટલું જ આ ચાર મહા સાગરો એટલે એજ ભાષાના શબ્દો પ્રમાણે ટ્યૂબલેન એટલે ઉત્તર સાગર પૃથોન એટલે દક્ષિણ સાગર અને સ્પોન તથા મેરન એટલે પૂર્વ અને પશ્ચિમના સાગરો તે સાગરો વચ્ચે આવેલા માત્ર એક અને અખંડ ટાપુ તેહાજ ઇટેનશાહુ એની ઉપર વસેલી લઈ પ્રજાનો દેશ એટલે મહાન માર્ટિન શુ આ ખંડની વિશળતાના અંદાજ ઉદ્ભવ એના સન્ત અને રેખાંશ ના આંકડાઓ જ આપી શકે ચૌઉદ અંશ પૂર્વ અને બોતેર અંશ પૂર્વ પશ્ચિમ રેખા અંશ તથા ચોપન અંશ ઉત્તર અને પન પંચાવન અંશ દક્ષિણ ના અંશ વચ્ચે મહાકાય ગુફા આ ખંડની ભૂમિને બાદ કરતા પૃથ્વીના બાકીના સમગ્ર ભાગ ઉપર મહા સાગરોના આવરણ છે આ ભૂગોળતો મહા સાગરોની વચ્ચે આવેલો એકમાત્ર ગો ખંડ એ એક કાર્ય થી શીળી લીટીમાં હંકારવામાં આવેલું જહાજ

તેમની ચાલ ધીમી પડી ગઈ હતી જોકે આજની એમની ધીમી ચાલ માટે થાક કે દાઢ કે ગરમી ઉપરાંત પણ એક વધારાનું કારણ હતું તેમના જેવા વિદ્વાન પુરુષની બૌદ્ધ શક્તિ પણ જવાબ શોધવામાં ટૂંકી પડે એવો એક કોયડો વિધ્નોને સભા માં આજે રજૂ થયો હતો ચાર સાગરો વચ્ચે ના હાલ સામ્રાજ્ય ના ઓગણીસો પંચાવન પંચસો માં સ્થાપના દિવશને સમારોહ હતો સામ્રાજ્યના ખૂણે ખૂણેથી આવેલા અનેક પંડિતો આ સમાહરોના માનવન્ત મહેમાનો હતા સૌએ સામ્રાજ્યના ઉજ્વળ ભાવિ સમ્બન્ધીમાં વિધ્વતા કુળના વિધાનો રજુ કર્યા હતા એક પ્રખર તવરતા તરીકે એ સમારોમાં દાલતક જળતરનું ઘણુંય માન ભર્યું સ્થાન હતું સમાહરોના સમાપન્ત રાબેતા મુજબનું જ હતું તેમાં ના બાણા દેશને પોરાગતીની ટોચે પહોંચનારા દેશના બારના સમ્રાટ મુગલ સિંધીની દી દીર્ઘ દ્રષ્ટિ ભરિક આર્ય પદ્ધતિને પુરે પુરી પ્રસંશાથી જ થયું હતું જણાવ્યું હતું કે આ મહાન પ્ર પ્રજાના એકને લીધે સૌરાષ્ટ્રને આજની ભવ્યતા સાંપડી હતી અને રાષ્ટ્ર વધુ ઉજ્વળ ભાવિ તરફ હરણ ફળ ભર્યું ભરી રહ્યું હતું વિધવાન મધતવ્યો પણ અભ્યુ અભ્યાસ કુળના હતા પરંતુ મુખ્ય મુદ્દો તો હજારો વર્ષનો લોહિયાળ જંગોનાં આંશિક ભૂતકાળને પાછળ છોડીને જીવન ના પ્રત્યેક ક્ષેત્રે પુણતાયે પહોંચેલી આજની પ્રજા ના ભાવિ અંગેના હતું બધી રીતે વિક્સિત આ સંસકૃતી ને માનવી ની વધુને વધુ પરાગતીની વાતો સૌ કરી રહ્યા હતા પરંતુ ડોક્ટર જરતોક ડોક્ટર જરતોક કૈક બીજીજ બાબત અંગે વિચારી રહ્યા હતા એક અધિક પ્રશ્ન એમને સતાવી રહ્યો હતો એ પ્રશ્ન અનઉત્તર જ હતો એ મુંજવતા પ્રશ્ન ના જવાબ કઈ મેળવવો એ અંગે એ વિચારી રહ્યાં હતા તેનો ઉત્તર શોધવા માટે પૃથ્વીના એક માત્ર ભૂખંડ વસેલા માનવીના અનાધિકાળથી આદિ અને મધ્ય યુગ ના સમયના અત્યાંશ ઉપર શંશોધન કરવાનો તેમને જરૂરી લાગ્યું હતું તેમને આશા હતી કે આ રીતે જ એમને મુંઝવી રહેલા પ્રશ્નનો જવાબ મળી શકશે એમનો આ પ્રશ્ન આ વિચાર સાવ અકારણ પણ ન હતો તે પ્રશ્ન હતો માનવીની અતિ વિક્સિત આજની સ્થિતિ નું ભાવીશુ મહાન માર્ટ ઈંટેં શાહુ એટલેકે ચાર મહાસાગરો ની વચ્ચે આવેલા આ મહા ખંડ ઉપર હજારો વર્ષે પૂર્વે સંજન્ગલી અને પ્રાથમિક અવસ્થામાં માણસો વસતા હતા તે માનવ એક બીજા જ વિશે પણ કદાચ કોઈ માહિતી ન હતી આજના અહીંના સમાજમાં પ્રવર્તમાન કેટલીક રૂઢિઓ અને માન્યતાના મૂળ હજારો વર્ષના અંધ કર ધેરા એ યુગના માનવ વ્યવહારોમાં રહેલા હોવાનું મનાતું હતું એનાથી પણ આગળના સમયમાં જો કોઈ માનવ સમૂહદાયનો અસ્તિત્વ હોય તો કેવા હતા તેમને સુ કર્યું હતું અને પોતાની પાછળ છોડેલી વિકાસની કેદીઓનું શું થયું હતું તે તમામ બાબતો એવા અતિ પૂરાં ઇતિહાસના અભતિક પરદા પાછળ ઢાંકાયેલીજ રહી હતી

અંધાર ધેરા સમય સુધી પહોંચી શક્યો ન હતું આવા અનાદિ કાલથી ઇતિહાસ પણ કોઈ સંળગ્ન સુત્રી વિકાસના નામ મનાતો હતો જે કઈ જાણીકે સમજી શકાયો હતું એટલેજ હતું કે એમાં કેવળ લોહિયાળ સંઘર્ષ જ હતો સારુવાતના એ સંઘર્ષ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે હતો એમ થી વિજય બનેલા માણસો પોતાના કુટુંબો રચ્યા એક પુરુષે એક સ્ત્રીને જીતીને બનાવેલા કુટુંબમાં તેમના સમાવેશ થયો હતો આ પાછળ આ કુટુંબ પોતાના અસ્તિત્વ માટે અન્ય કુટુંબો સાથે સંઘર્ષમાં આવા લાગ્યા ત્યાર બાદ અનેક કુટુંબોના બનેલા નાના મોટા સમાજ કે જાતિઓ વચ્ચે પણ સદીઓને શહસ્ત્રા બદલી શુદ્ધિ સંઘર્ષ ઉષરધ જ રહ્યો અન્ય ઉપર કેવળ બાલન આધારે આધિપત્ય જમાવવાની એ રક્ત રનજીત કઢાવી આનો સમાવેધી લગભગ આઠ એક હાજર વર્ષનો મૂકી શકાયો હતો આ લોહિયાળ સમય બાદ બીજું યુદ્ધ સારું થયું હોવાનો પુરાવો હતો તેમાં માનવીની બુદ્ધ શક્તિ અનેક મરણ શક્તિ કૈક વધુ તેજ બન્યા હતા આમ છતાં આ યુગમાં પણ ભૂમિ ગત વાસ્તવિકતા ભિન્ન ન હતી રીઢી યોગ પ્રણાલીઓ દંત ક્નથાઓ કે પુરાણ કથાઓ ઉપર આધારી તેનો ઇતિહાસ હતો જેની સ્મૂતિ રાયથી અને સ્મૃતિ દ્વારાજ એ જીવિત રહ્યો હતો સંધર્ષ અને યુદ્ધની બાબતમાં પ્રથમ યુદ્ધની સરખામણીમાં આ બીજા યુગની સીધી કોઈ પણ રીતે સારી ગણી શકાય તેવી નહતી ત્યાર બાદ સારું થયો હતો છસો વર્ષનો ત્રીજો યુદ્ધ જે લગભગ બસો વર્ષ પૂર્વેજ પૂરો થયો હતો તે પણ

નિશ્ચય સરદારો અને તેમના સેન્યએ આ માર્ટ એટેનશયુ ની ધરતી તેના ચાર મહાસાગરોના પાણીને લોહી લોહીના લાલ રંગે રંગી ડીડજો હતો આમ છતાં બસો વર્ષ પુરા થયેલા એ યુગના અંત ભાગમાં બળવાન લોકોએ પોતાનું સર્વોપરી પદ સ્થાપી હતી એમના શસ્ત્રોના બયથી એમને પગ નીચે દબાયેલા માટે કોઈ પણ વિકલ્પ ન હતો એ રીતે ઉપરથી લગાવેલી શાંતિ સેંકડો નહીં પણ લગાડ વયથી લોહિયાળ લડાયને સન્ધ્યા આવી હતી જેના પરિણામે ત્રણ રાષ્ટ્રોએ બનવાનું જણાવ્યું હતું ચાર મુસાફરોની વચ્ચેની એકમાત્ર ધરતીના આ ત્રણ રાજ્ય પર

એટલેકે પીતળ જેવા પીળા ચહેરા વાળી મીસઠુન પ્રજા એ બને બાજુના કોર્બેટ ઉપર આદીપ્ત સ્થાપીદીધૂ દક્ષિણ ના ભાગે રહેતા એન્ડાટીમાર્ટ હોરીસ એટલેકે બરફના કોલ્ડેર્સના નિવાસી ઓ તેમજ ઉતારાના પશ્ચિમ બલદેસના એન્ટારટી મીતા પિશુ એટલેકે સ્થિર તરસના તારશના દેશના નિવાસીઓને પણ તેમણે જીતી લીધા હતા પીતળ જેવા પીળા ચહેરા વળી એ પ્રજા જીતવાની પ્રજામાં ઉઠો લાવી તે વિરહદોને ક્રુરતાથી કચડી દીધો હતો અને રીતે છેલ્લા વર્ષે ઓ એક ઓગણીસો પંચાણું વર્ષોથી આ પૃથ્વી ઉપર માત્ર એકજ મોટું કહી શકાય એવું રાષ્ટ્ર રચાયું હતું જેનું નામ આંદારતી ઈંટેંશું હતું યુદ્ધનો અંત આવતા સમ્ભસૂનું સમાપન થયું અને અહીંની પ્રજાને યુદ્ધ મુક્ત શાંતિનો યુગ સરું થયો હતો ચોથા યુગ માં હવે આ એકજ સામ્રાજ્ય ની આના પ્રવર્તતી હતી બરફ સાની ઓકે અજત આર્કસની પ્રજાના સ્વ સ્વતંત્ર બીટુ ઉલ્લેખ હવે ભૂતકાળની વાત બની ગઈ હતી પરંતુ હવે શું અહીંની હવા મય નવાજ પ્રકારના યુગના પર પગરણ મનડાય હોય તે રીતના નવાજ વિચારો ના અણસાર વિધ્નો અનુભવી રહ્યા હતા કોઈ કહી શકે કે અન્ન ન હતું કે આવી વિચારસરણી નું ઉદ્ભવ સ્થાન ક્યાં હતું પરંતુ કેટલા પંડિતોનું મન્તવ્ય એવું હતું કે પ્રજા ની ભાષામાં જ કેટલાક એવા શબ્દોનો અન્યથજ વપરાશ સારું થયો હતો કે જેમાં એ અતિ પૂરાંણ કાલની સ્મુર્તીઓ જાણે તાજી થઇ રહી હતી

સખી એવાજ મહાની જરૂર પડે એવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું હતું ઉદ્ભવના સમાન મૂળયા બાહ્ય દેખાવ નથી નેઈતિક ઓલન પરસ્પર નું હિત અને ક્યારેક તો કોઈ પારદર્શક કે હવામાન ઉપર આધારિત જુદા જુદા સમૂહો સ્વંયમભુ રીતે રચાય રહ્યા હોય તેવી અનુભૂતિ થવા લાગી હતી જેના વધતા વિસ્તાર સાથે તેમની ખાસય તેમની લાક્ષણિકતા ઓના સન્દર્ભમાં

તું બોલ આપણે ગાડી વિશે વાત કરવાની હતી કઈ ગાડી વિશે આપણે નવી ને ખબર હોય તો એમને ખબર છે આપણે એટલી આપણે BMW જોઈતી હા બરાબર છે જોઈએ છીએ કેવી જોરદાર લાગતી સાચું બોલજે તો ઊંચું મોડેલ હતું ભાઈ બહુ જ ઊંચો મોડલ high profile ગાડી લાગતી હતી ભાઈ

ના ભાઈ ના ખાલી આ તો વિચારું છું કે અત્યારે ગાડી જોઈએ

એ ગાડી કઈ છે?

એ ગાડી BMW જ હતી એ તો મને ખબર છે BMW જ હતી પણ તને કઈ ઈચ્છા છે લેવાની BMW silver જે model હતું ને એ model બહુ સારો લાગ્યો મને ભાઈ model તો આપણે નથી જોયું ખાલી કલર જોઈએ તને ગાડી જોઈતી ના યાર એ તો હું જો ગોતી નાખીશ હું ગોતી નાખીશ તને કઈ સારી લાગી એમ કેને તુ

અચ્છા BMW માં AS

કઈ AS A આથ A આથ કઈ ગાડી?

પેલી ડબલ સિલિન્ડર વાળી

તો એ ગાડી સારી છે એમ

બંને કલર સારા છે

મસ્ત છે lookwise અને તે દેખાવમાં તે અને anterior એનું એક નંબર છે

શું દેખાય disk break હા હા disk break બીજી આવે હો અને ગાડી તો એકે એક છે સૌથી જલ્દી industry મોટી industry હોય ને તો મને લાગે કે મારા ખ્યાલમાં હું તો industry માં industry અત્યારે તો જેના જોડે જ પાસે ગાડીઓ ગાડીઓ ગાડી જ છે ગાડીઓ ગાડીઓ ગાડીઓ અત્યારે બધા જૂનામાંથી અને નવા માંથી લોકો ગાળો લેવામાં આવશે વિચારે છે હો બાકી તારો શું વિચાર છે તારે લેવાની હું જોઉં છું હવે જો કંઈક સારી ગાડી મળે ને તો લઈ લઈએ CNG માં કે પેટ્રોલમાં કે ડીઝલમાં જો અત્યારે તો CNG માં વિચારું છું

હા હજુ તો શીખવા પૂરતી લેવાની ને મારે તારે કઈ લેવાની છે હા તો બસ ચાલે તારે કંઈ બિચારી આપણને વિચાર છે વરનાની પણ આપણે પપ્પાને વરના કીધું છે વરના

હરણ જેવી બે ત્રણ ખબર છે મારે એ ઈચ્છા એમાં છે એકદમ કાળા કલરનું ના હોય ને એવો હવે તને જે યોગ્ય લાગે એ તું લઈ શકે બાકી આમ તો જો બધાને જાજો કલર ગમતો હોય ને તો કાળા કલરનો બહુ ગમે હા વર્ણાની અંદર કાળો કલર છે મને લાગે અને હું લઈશ ને તો એની મારા હાથથી હું લખાઈશ વરના અને એના આવશે varna the sexy car આટલો હું લખાઈશ એ સારી લાગે આમ થોડું એ લાગે રફલી લાગે લખવામાં એવું બધું ના લખાય એના જેવું છે એના same to same અક્ષરમાં એટલું જ છે સારું કહેવાય લખાયું હોય તો વાંધો ન આવે પણ જોવા જઈએ તો થોડુંક એ લાગે રફ થાય આપણે દુનિયામાં ક્યાં દેખાડવાનો છે ખુદને એમ લાગવું જોઈએ

શું બીજું નવાજૂની માં કંઈ હોય તો કે કઈ ગાડી launch થવાની જ કઈ હાલમાં બહુ ધ્યાન નથી મારું પણ અત્યારે ગાડીઓ ઉપર જે મોટા ભાગની તો XUV માં હોનડા ઉપડે છે XUV સાત્સો છે અને બહુ સારી ગાડી આવે છે એ ગાડી પછી તમે કોને એ બહુ મોટી ગાડી છે અને એકદમ લાગે

seven sitter છે lookwise જોરદાર લાગે દેખાવડી ગાડી છે

હા મોટાભાગે કાળો કલર જ ઉપડે છે બીજું તો શું ગાડી thar નું માર્કેટ પડ્યું છે લગભગ

સસ્તુ modal ના કાઢ્યો એનાથીશુ ગાડીઓમાં વધારો થયો તો four into four લેવાડા હતા એની value ની પથારી ફેરવાઈ ગઈ અચ્છા એવું છે

ખબર પડશે યાદ છે fortuner નું બીજું મોડલ નીકળ્યું છે હા નાનું નાનું એ તો જો કે ખબર પડી જાય કે આ નાનું foetuner છે એની ઉપર છે thar અંદર four into two ખબર ન પડે ત્યાં નાની થાય એમ મોટી થાય છે

હા એમાં ફરકે scorepio બહુ ચાલે તમને ખબર છે મારુતિ વાળાને ટોયોટા નો સિમ્બોલ લેવા લગાડે છે એની ગાડીઓ પર ના હોય હા એનું કારણ શું છે ટોયેટા અને મારુતિ વચ્ચે કોન્ટ્રાક્ટ થયો છે મને તારીખ તો યાદ નથી હમણાં જ ને હમણાં થોડો કોન્ટ્રાક્ટ થયો છે એ ટોયોટા વાળા એમ કીધું હતું કે તમે તમારી ગાડીમાં મારો સિમ્બોલ લગાવો કારણ કે મારુતિ ની ગાડી વેચાય છે તો જોયું કે ટોયોટા વારા એવું કીધું તમે મારો સિમ્બોલ લગાવશો ને તો તમને મારી હાઇબ્રીડ સિસ્ટમ આપણે બેઉ શેર કરશું એક બીજાને જે ગાડીની module system હોય ને અને મારુ જીવન મારુતિ વાળાને કઈ રીતના એ લોકો share કરવાનો કહે છે

હું સમજી ગયો પણ લોકો છે કઈ રીતના આમ કોઈ બી હોય એમની ગાડી જે launch કરે મારુતિ ન symbol નાખે એની જગ્યા પર લોકો ટોયોટા નો symbol નાખી તે બીજું કંઈ ના હોય એમાં વેચે મારુતિ વાળા વેચે મારુતિ વાળા આવે છે મારુતિ વાળા બધું એમાં બધું rights મારુતિ વાળા નો પણ એક જાતની એક માર્કેટિંગ થાય સમજ્યો આ અત્યારે આવું બધું બહુ ચાલે ટાટાની નેનો ખબર છે નવું modal આવ્યું હતું આપણે સાણંદમાં ટાટા plant બનતો ટાટા નેનો હા એ ગાડી પણ જોરદાર હો ભાઈ

એ લોકોએ ખંચેરી

પણે ગાડીને લોકોને સમજીને તમને કહું એક સાચી વાત કેમ કે ટાંટાવાળા રતન ટાટા એ ટાઇમે એક ગાડીને ગાડી થઈને એમને તે બધાને

હા

એ લોકો એવી રીતે જ કરે તે ગાડીનું વેચાણ જે રીતના કર્યું હતું માનતો નથી ગમે એનો lookwise ન તો સારો lookwise સારો જ હતો પણ તોય તને કહું ને તો એ ગાડી સાથે પણ જો નથી સારી પણ માણસને એક જાતની ગાડીની filling આવતી હતી કે ગાડી છે તો સમજે મારી વાત હું બેઠેલો ને કોઈ બેઠેલો એ છે ને સુઈ બેઠેલો છે હું બેઠો છું

બિલકુલ ગાડી અંદરથી બિલકુલ ગમતી નથી બહાર નીકળતો માર્ગમાં પથ્થર જેવું લાગે છે

એટલી બધી ભાગતી નથી ને જેથી પહોંચવા માટે ટાઈમની પરિસ્થિતિ બચે એટલા માટે જે વસ્તુ હતું main એ તો કારણ હતું ગાડી મોટે ભાગે લેવાનો બધા લોકો દેખાડો કરવા માટે ગાડી નથી લેતા ગાડી ઉપયોગ time to time ગમે ત્યાં પહોંચવો હોય ત્યાં થાય એ કામ કરો ને મોસ્ટ દસજ લઈ લેવાય ને પહોંચવા માટે લેવી સ્પીડમાં પહોંચાડે નહિ તો એ તો એ તો લેશું આપણે સમય આવશે ત્યારે હું તને કહું છું પહોંચાડવાની વાત તો